સી એન્ડ Cફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફંક્શન શું છે ફંક્શનનાં સિન્ટેક્ષ રિટર્ન statementરીટર્ન સ્ટેટમેંટ નું મહત્વ આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું
આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છુ ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1110 જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું ret ટાઇપ ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે fun name ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે
parametersપેરામીટર્સ વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે
આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે
અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે
ચાલો વોઇડ વોઈડ વાપરીને પ્રોગ્રામ જોઈએ મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે ચાલો હું તેને ખોલું
નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે
મે ફાઈલ ને c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે
ચાલો હું કોડ સમજાવું
આ આપણી હેડર ફાઈલ છે કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ અહીં અમે એડ એડકહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે નોંધ લો કે એડ એડ ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે અને રીટર્ન પ્રકાર voidવોઈડ છે અહી બે પ્રકારનાં ફંક્શનો છે user ડિફાઇન્ડ યુજર ડીફાઈન એ આપણું એડ ફંક્શનછે અને pre ડિફાઇન્ડ પ્રી ડીફાઈન ફંક્શન જે પ્રિન્ટફ પ્રિન્ટ એફ અને મુખ્ય ફંક્શન છે અહીં આપણે એ અને બી ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે અહી આપણે વેરીએબલ સી જાહેર કર્યું છે પછી આપણે એ અને બી ની વેલ્યુઓને ઉમેરી છે પરીણામ સી માં સંગ્રહીત થયું છે પરીણામ પ્રીંટ કરીશું
આ આપણું મેન ફંક્શન છે અહી આપણે એડ એડ ફંક્શનને બોલાવીએ છીએ સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે
હવે સવે સેવ પર ક્લિક કરો ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો જીસીસી ફંકશન ડોટ સી હાયફેન ઓ ફન એક્ઝેક્યુટ કરવા માટેfun ટાઈપ કરો
આપણને આઉટપુટ સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 5 આ રીતે દેખાય છે હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો ફંક્શનો વિશેષ આઇડેન્ટિફાયર્સ આઈડેન્ટીફાઈયર્સધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું હું અહીં અમુક વસ્તુઓ બદલીશ
ટાઈપ કરો ઇન્ટ addઇન્ટ એ ઇન્ટ બી અહી આપણે એડ ફંક્શન જાહેર કર્યું છે
ઇન્ટ એ અને ઇન્ટ બી ફંક્શન એડ નાં આર્ગ્યુંમેંટો છે આને રદ્દ કરો અહીં એ અને બી ને પ્રારંભ કરવાની જરૂર નથી
પ્રિન્ટફ પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ રદ કરો
ઇન્ટ main ટાઈપ કરો ચાલો વેરીએબલ સુમ અહી જાહેર કરીએ
ટાઈપ કરો ઇન્ટ સુમ પછી ટાઈપ કરો સુમ add54 000405 000404 એડ એડફંક્શનને બોલાવીશું
ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ 5 એ માં સંગ્રહીત થશે અને 4 બી માં સંગ્રહીત થશે સરવાળાની ક્રીયા પૂરી થશે ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું
તો ટાઈપ કરો printfસુમ is160dnસુમ આ રદ કરોકેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે
ટાઈપ કરો રિટર્ન 0રીટર્ન non વોઇડ નોન વોઈડ ફંક્શને રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે
સેવ પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ ટર્મીનલ પર પાછા આવીએ હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો
ચાલો એક્ઝેક્યુટ કરીએ આઉટપુટ પ્રદર્શિત થાય છે સુમ ઇસ 9 જોઈએ C સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા પોગ્રામ પર પાછા આવીએ અમુક વસ્તુ હું અહી બદલીશ પ્રથમ શિફ્ટક્ટર્લ અને એસ કીને એકસાથે દબાવો હવે ફાઈલને cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને સેવ પર ક્લિક કરો ચાલો હેડર ફાઈલને આઇઓસ્ટ્રીમ આઈ ઓ સર્ટીમ તરીકે બદલીએ આપણે યુઝિંગ સ્ટેટમેંટનો સમાવેશ કરીશું ફંક્શન જાહેરાત C માં સમાન છે તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી હવે પ્રિન્ટફ સ્ટેટમેંટને કાઉટ સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેCમાં લાઈન પ્રિન્ટ કરવા માટે કાઉટ ફંક્શન વાપરીએ છે
અહી ફોર્મેટ સ્પેસીફાયર અને n ની જરૂરિયાત નથી અલ્પ વિરામ રદ્દ કરો હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો
સુમ સમપછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો
બે અવતરણ ચિન્હમાં બેકસ્લેશ ન બેક સ્લેશ એનટાઈપ કરો બંધ કૌંસને રદ્દ કરો હવે સવે પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ આપણા ટર્મીનલ પર પાછા આવીએ કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો g functionસીપીપી o ફન1 અહીં આપણી પાસે છે ફન1 કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી
Enter એન્ટર દબાવો fun1 ટાઈપ કરો આઉટપુટ સુમ ઇસ 9 રીતે દેખાય છે ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ
ધારો કે અહીં હું 4 ની જગ્યાએ એક્સ ટાઈપ કરીશ
હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ
000655 000654 સેવ પર ક્લિક કરો ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે આ સ્કોપમાં xજાહેર થયું નથી
કારણ એ છે કે એક્સ એ કેરેક્ટર વેરીએબલ છે તે ક્યાં પણ જાહેર ન હતી
અને આપણું addએડ ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે ઇન્ટિજર ઇનટીજર વેરીએબલ ધરાવે છે તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે
ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
હવે ચાલો એરરને સુધાર કરીએ લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો
સેવ પર ક્લિક કરો ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ હું પ્રોમ્પ્ટને સાફ કરું
ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું હા
આ કામ કરી રહ્યું છે ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ
ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું 4 ને રદ્દ કરો સવે સેવપર ક્લિક કરો
ટર્મિનલ પર પાછા જાઓ
કમ્પાઈલ કરો
આપણે લાઈન નંબર 10 પર એરર જોશું ટૂ ફેવ આર્ગ્યુમેન્ટસ ટીઓ ફંકશન્સ ઇન્ટ એડ ઇન્ટ ઇન્ટ આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે ઇન્ટ એ અને ઇન્ટ બી અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે
એટલા માટે આ એરર આપી રહ્યું છે એરરને સુધાર કરીએ 4 ટાઈપ કરો સેવ પર ક્લિક કરો ટર્મિનલ પર પાછા આવો ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ હા આ કામ કરી રહ્યું છે
આપણી સ્લાઈડ પર પાછા આવીએ સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફંક્શનો ફંક્શનનું સિન્ટેક્ષ આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન દા
તvoid add આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન દા
તint addઇન્ટ aઇન્ટ બી એસાઈનમેંટ તરીકે એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ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
જોડાવાબદ્દલ આભાર